એ ઘરની આજુબાજુ આપણે ક્યાંય કચરો ગંદો એવો નાખવો જોઈએ નહિ. કચરો હંમેશા માટે કચરાપેટીમાં જ નાખવાની ટેવ પાડીએ. આપણી society પણ ચોખ્ખી રહેશે. society ચોખ્ખી રહેશે તો જે society માં થવા વાળા મચ્છરોની ગણતરી છે એ પણ ઓછી થઇ જશે. મચ્છર ઓછા થઇ જશે તો પછી છેલ્લે ફાયદો તો આપણો જ છે કે આપણે દવાખાને નહિ જવું પડે બાકી તો પછી જો બધું ગંદુ રાખીએ તો મચ્છર ભરાય, એ મચ્છર પછી આપણને જ કરડી જાય અને એના લીધે આપણે દવાખાને જવું પડે એના કરતા તો સારું ને કે આપણે આપણા જ રીતે શાંતિથી મસ્ત એકદમ બધું ચોખ્ખું રાખીએ અને પછી ચોખ્ખું રાખીને છેલ્લે પછી

મસ્ત રીતે શાંતિથી સુખી જીવન જીવીએ. દવાખાને ના જવું પડે એટલે આપણા એ ખર્ચા પણ બચી જાય અને આપણી એકદમ જિંદગી મજા મજા વાળી બની જાય એટલે જ તો કહું છું કે સ્વચ્છતા બહું જરૂરી વસ્તુ છે. સ્વચ્છતા છે તો જીવન છે. સ્વચ્છતા છે તો સુખ છે. સ્વચ્છતા રાખવી બહુ જ જરૂરી છે. પછી આપણે રસ્તામાં પણ ક્યારેક કશું કંઇક ખાતા હોઈએ તો ક્યારેય આપણા ખાધા પછીનો વધેલો કચરોક્યાંય જ ફેંકવો ના જોઈએ. સ્વચ્છ ભારત અભિયાનમાં આપણે સોએ સો ટકા મતદાન આપવું જોઈએ. જેવી રીતે મોદી સાહેબ કહે છે કે ક્યારેય કઈ કચરો રસ્તા ઉપર ના ફેકો. આપણે પછી ગમે ત્યાં ક્યાંક ફરવા જઈએ તો ફરવા ગયેલા હોઈએ તો ત્યારે એટલું ધ્યાન રાખીએ કે આપણે road ઉપર કચરો ના નાખીએ. એ કચરો road ઉપર નાખીશું તો આપણને આપણો જ એમાં ગંદો થાય છે. આપણને આપણું જ એમાં નીચું થાય છે એના કરતા તો સારું કે આપણે એ કચરો જ ના નાખીએ. આપણું જ પાણી એવું ગંદુ થાય છે પછી એ જે ફરવાલાયક સ્થળો જે છે એ બધા સ્થળો ઉપર જવું બધાને ગમતું હોય છે જો આપણે જ ત્યાં ગંદકી કરીએ તો ત્યાં કોણ જશે? ત્યાં કોને મજા આવશે? ત્યાં કોઈને ના મજા આવે. એટલે જ તો કહું છું કે જ્યાં આગળ ચોખ્ખું હોય ત્યાં જ આપણને રહેવું ગમતું હોય આપણે એટલું ધ્યાન રાખીએ. કે આપણે કોઈ દિવસ બહાર પણ ગમે ત્યાં ગયા હોઈએ તો બહાર આપણે કચરો ના નાખીએ. આપણે કચરો લઈને આપણા ઘરે આવીને કચરો આપણા ઘરની કચરાપેટીમાં જ નાખીએ. તો આપણું ઘર પણ ચોખ્ખું રહે, આપણે પણ ચોખ્ખા રહીએ, આપણો દેશ પણ ચોખ્ખો રહે, આપણો સમાજ પણ ચોખ્ખો રહે, આપણું પોતાની જાતને પણ આપણે ચોખ્ખા રાખી શકીએ એટલે સ્વચ્છતા પાછળની આટલી આપણે એક ટેવો પાડવી જોઈએ. આપણે જે અને કચરો તો આપણે ભૂલથી પણ કોઈ દિવસ કચરાપેટીમાં જ નાખવો જોઈએ કે આપણે એવું તો ના જ કરાય કે રસ્તામાં ગમે એમ નાખી દઈએ. એ તો ના મેળ આવે એટલે એટલું યાદ રાખીએ કે કચરો કચરાપેટીમાં નાખવો અને આપણે સ્વચ્છ ભારત અભિયાનમાં તન, મન, ધનથી જોડાઈયે. જય ભારત જય કિસાન.

બસ મજામાં તું કેમ છે મજામાં કાય ની જો આનંદ આનંદ કરે છે અત્યાર ના office માં ના ના ભાઈ આનંદ એવું કરુંછુ કામજ થાય છે કોઈ entertainment નથ થતું last last

જયારે દૃશ્યમ one અવયું હતું ને બાકી last મારી movie હતી

એ એ એ hold hold hold hold મને મને કેમ મને કેમ કહ્યુ નઈ તમે લોગો ગયા ત્યારે?

નાં નાં please તું story તો કાઈ બોલતી નઈ મહેરબાની કરી ને મારે મારે movie જોવા જાઉં છે હું જોઇસ કારણ કે દૃશ્યમ one is the best movie for my માટે હતું i know જો અગર ચોથી fail હોય અને જો કોઈ ચોથી fail હોય આટલો હોય તો intelligent તો education ની જરૂરત જ શું છે? ના ના હું just કહું છુ અજય દેવગન જેવો માણસ અગર જો આવી રીતે નીકળી સકે છે એ પેલા criminal cash માંથી હા હા

ના એ છે એક એનું ઈ મેં જોયું દૃશ્યમ one મેં એક વાર હું movie જોવા માટે ગયો હતો એના પછી મેં twenty time આ મુવી જોયું છે ફોર કે હું આ માંથી કોઈ mistake નથી શક્યો હું પણ i were મેં હજુ mistake નથી શકયો હું અને main વસ્તુ છે કે અજય દેવગણ જે roll હતો ને

ઈ એને અ કઈશ

ઓં હો i know કાજલ is lucky અરે પણ કાજલ પોતે એક star છે તો એને અજય દેવગન જેવો જ મળે ઓ હા તું પછી નથી તું star નથી હું star આપડા બે માંથી કોઈ star નથી આપડે અજય દેવગન ની વાત કરતા હતા દૃશ્યમ two ની વાત કરતા હતા એમાં રે ને ભાઈ અરે ભાઈ rutin life થી તો હું break લઉ પણ તું એક કામ કર સૈથી પહેલા તો તું ધીરે ધીરે બોલ મને તારું e થી જ જોઈ ને મને એમ થાય છે કે અત્યારે જોયો જાઉં movie જોવા તું એકદમ હા yes yes yes આટલું જોઈ લેજે તું તો મને convince કરવા ની નઈ પણ મને મારી wife મને convince તો આવી જોઈએ મારા થી હજી હાજર કામ લઇ ને બેઠી છે yaar એને લઇ ને મારે જાવાનું હું એટલે આવ્યો ને મારું દૃશ્યમ થઈ જાશે

આઈ નો આઈ નો હં હં હં

અહિયાં આનંદ છે આનંદ ને દિવસ ના હજાર રૂપિયા મળે છે અરે entertainment અરે entertainment બસ્સો રુપિય માં થઇ જાય છે તમે બસો રૂપિયા કમાવા માટે અપડે જેમટ કરવી પડે છે અમિતાબ ને જેમટ કરી નથી પડતી એ કરે છે actor છે i know i know જો acting નો તો મને શોક છે પણ સાથે સાથે family આપડે એવા કોઈ અમિતાબ બચન કે અજય દેવગન નથી કે આપણને કરોડો રૂપિયા આપી દેશે હે ને તો આપડે એ બધું વિચારવાનું હોય કે નઈ? અરે પેલા કમાવા તો દે કેટલું કમા ઈશ તું પેલા હું થોડું કમાવું પછી કયાક જાઉં ને હા હા હા અને એ તારે અની એ તારી coffee માં મારો જીવ રાઈ જશે અઢીસો રૂપિયા ની theater coffee માં બેઠા બેઠા મારે પીવાની એનાં કરતા અઠીસો રૂપિયા માં બાર માં હું જમી ના લવ

નોન spoil ના ના ના ના ના ના હું કોઈ દિવસ નઈ લઇ ગયો જસ્ટ મજાક ની વાત છે પણ બહું costly બધું theater માં એટલે આપડે સુ કામ એ

પણ એ બહુ મજા હતી બચપણ જયારે movie જોવા જતા એની એક અલગ જ મજા હતી હા અત્યાર ના movie જોવા જઈએ તો બસ સૌથી પેલા પર્સ ગરમ હોવું જોઈએ એક movie જોવા જાવ એક movie જોવા જા એક જણ પાછળ સાતસો થી હઝાર રૂપિયાનો ખર્ચો

હ તો તો પણ હા ઈ વાત છે એક mind fresh થયી જાય આટલું જ stress માં આપણે કામ કરતા હોઈ એકદમ એકદમ અત્યાર ના હાયેસ yes chess of course i agree with you થોડુંક વિચારવું તો પડે family છે future છે હા હા

અરે મારી વાત સાંભળ હા હા આ તમારે ladies લોકો ને એક જ કામ છે બસ નોન stop બોલવાનું બીજા ની સામે વાળા ની વાત જ નઈ સાંભળવાની મારી વાત તો સાંભળ અરે હું તને એ કઉ છુ કે તને આપડી entertainment ની વાત કરીએ છે એમાં તું મારી anniversary નાં દુઃખ ના દિવસો માં મને ક્યાં લઇ જાય છે v માં મને ક્યાં લઇ જાય છે યાર કાઈ નઈ હું તો શિલ્પા ને સામે થી જ કઉ છુ કે ભાઈ ભાઈ આ anniversary નથી આપડા દુખ ના દિવસો છે ભાઈ એટલે આમાં માનાંવાની ના હોય આમાં દુઃખ પ્રગટ કરવાનું હોય હા હા હા એ અમિત ભાઈ છે એ તો કઉ જ છુ gents હોય ને જે ઈ લોકો બિચારા ગમ ખાઈ ને બેસી જાય ladies લોકો ના ખાય અચ્છા તું મને કે દૃશય્મ અચ્છા અચ્છા મારી વાત સાંભળ દૃશ્યમ માં જયારે અજય દેવગન આખી આખી આ ઘટના કરે છે ત્યારે એને ladies નો ઈ કાઈંક ચાલ્યું? હા હા ના ના ના તોય તોય તોય તોય

exactly બીજું કયું picture જોવા જવાના છો હવે plan કરો છો ઇ કયો મને દૃશ્યમ ને જાવા દયો તડકે મુક ના નાદૃશ્યમ two હું of course હું જોઈશ of course હું જોઈશ એમાં કોઈ બેબ્ન્દ નથી time મળશે ત્યારે પણ અતેયા ને કકયું સારું મુવી જોવું ઉંચાઈ તો ઠીક છે ઉંચાઈ પણ જવાનું છુ હમણાં કોઈ ગુજરાતી drama થી આવતા? i love drama મને એટલું drama જોવા ગમે છે ને એની કોઈ વસ્તુ જ નઈ હા અચ્છા આમે લોકો ને pictures ના ગમતા અમે આવીએ છીએ ને તો તમે લોકો નો આવી શકો અમારી સાથે drama જોવા ગજબ છે ગજબ

અમે તો always મહિલાઓ માટે જ માનીએ છીએ ફક્ત મહિલાઓ માટે જે ભી entertainment હોય entertainment તમારે કરવાનું એમાં સુખી નથી કેટલા સુખી છે એતો અમિત ભાઈ ને મારે પુછવું પડશે ને સાથે સાથે કે ઈ કેટલા સુખી છે? હુ

તમારે ઈ વાત તારી સાચી એકદમ તમે લોકો એમ સમજો છો કે ખાલી entertainment જ life માં હોવું જોઈએ પણ બારમાં જઈને જયારે કમાવું પડે છે એને ખબર પડે છે કેવી રીતે કમાવું પડે છે સમજ્યા? ખાલી entertainment નો હોય અચ્છા અચ્છા અચ્છા ઠીક છે ઠીક છે ચાલ મારી વાત સંભાળ હવે તને કયારે movie જોવા જવાના છો? એ તારી life તો sorted છે હે movie ને outing ને parties ને આના સિવાય બીજું કાઈ બીજું કઈ?

ok અચ્છા સંભાળ તો હવે next આપડે લોકો બે જના આ દૃશ્યમ two ભલે તે જોઈ લીધું હોય પણ આપડે સાથે જોવા જશું અને સાથે જ ત્યાં જ discusses કરશું ઈ મારા પર છોડી દે તને હું બોલવા જ નઈ દઉ હું બોલવા જ નઈ દઉ હા હું તને popcorn આપી દઈસ તું તારે બેઠી રેજે બાકી આપડે સાથે જોવા જઈશું અને ત્યારે સાથે જ discuss કરશું ઓકે

ok ok ચાલ તો પાક્કું પાક્કું બુકાય કરાઈને મને phone કર દેજે ઠીક છે ચલો ok ok દેન બાય

હા હા બસ મજામાં છુ મેં બી તમે કેમ છો? અમે તો મજામાં છો હવે બીજું

ખાવા નું ખવાઈ ગયું ના મારે તો ખવાઈ ગયું છે ને તમારે ખવાઈ ગયું છે ખાવા નું? હા હા હમણાં જ ખાધું દસ પંદર minute પહેલા જ ઓ વા બીજું શું છે? બસ મજામાં શાંતિ ચાલે છે યાર અ તમે કાલ ની દિવસ ની call કરવા કર્યો છે શું information માંગો છો મારી?

ઓ તાપમાન તો ઉંચો છે એકદમ ઉદયપુર નું તો અત્યારે રેગીસ્તાન થાય છે ને પાછળ હા હા બરાબર છે બરાબર છે તો બાકી હું કાઈ લગન વગન નું કઈ તમારે તો પાછુ હેમાંગી ની બેન ને ત્યાં ગાડી થી કંકોત્રી આવી હતી? હા કંકોત્રી આવી છે ને હેમાંગી બેન ને છોરા છોકરા ના લગન થઇ ગયા છે ને ત્રેવીસ તારીખ ના હા હા બરાબર બરાબર મને બી કીધું હતું એમને અમાર તો બઉ પેલા નો મતલબ relation છે એના લીધે તો અ અને અમાર તો call આપ્યું છે ને whatsapp માં કીધું છે અમને courier નાખી દઈએ ને ને એ whatsapp માં થી કીધું હા હા બરાબર બરાબર પણ આટલી બધી ગરમી પડે છે યાર પહી અમદાવાદ જવું પડશે કંટાળો બી આવે છે ગરમી તો ગણી જ છે ભાઈ તમાર ગુજરાત માં ગુજરાત માં તો ભાઈ અહી business man વાળો area આયી ગયો ને business વાળો એના લીધે વધારે ગરમી પડે એમ factory ઓ વગેરા ચાલે ને એટલે અને આ બાજુ સુરત બાજુ તો બઉ જ ગરમી છે સુરત બાજુ ની તો વાત જ નાં થાય બાકી બધા કેમ મજામાં ને તમારે? બાકી તો હું મજામાં જ છુ ને હા હા એ જ છે હવે

હા બોલો ના તમે કાલે એક LED LED શું કરતા હતા? અચ્છા અરે LED માટે તો હું છે કે હમણાં એક અ government એ number બાર પાડ્યો છે કે તમારા ઘરોળ ની જો light હોય ખરાબ થઇ જાય ને આ વરસાદ ના લીધે નહી light ઓ ખરાબ થઇ જતી રોડ પર કેટલું અંધારું પડી જાય છે બિલકુલ થાંભલા ની light છે ને આ એક તો હા હા થાંભલા

એના માટે હમણાં government એ toll free number નીકાલ્યો છે ને દરેક જગ્યા પર central માં ચાલે છે આજ કાલ એનું કામ તો મતલબ customer બઉ હારું પડે ગરકો ને એમ

Hello

હા હા અવાજ આવે છે હા અવાજ તો થાય છે ને પિછલી વાર તો વા અચ્છા બરાબર બરાબર ઔર તમે ક્યાય ફરવા નહિ જતા?

મેં નહી હિમાંગી ને વિચાર કરતા હતા કેચાલો water park જઈએ એમ કરી ને આ ત્રણ તારીખ કે ચાર તારીખે જવા નું કાઈક છે ત્રણ ચાર તારીખ ને જવાનું છે ને તમારે

હા રાજા તો ન થાય છે ને રજા તો

હમ બાકી હું ચાલે છે મજામાં બધા? બાકી તો બાર ચાલે છે હવે ધંધા પાણી નું હા બરાબર કામ વામ બધું હારું ચાલે છે ને હમણાં? હા બાકી તો હારું જ છે ને કામ તો હારું છે બાર તો લગન હી લગન તો ગણા જ છે અભિમાન ની બને ને છોરો પરને છે ત્યાં ગાડી કોણ

જવું તો પડે ને હિમાંગી બેન નારાઝ થઇ જાય હા હા એ બી છે યાર અમારે બી તો બઉ જુનું સંબંધ ચગે એમની જોડે એટલે પછી જવું પડશે હવે રજા બજા મુકીએ ને જઈએ હમ તમારે તો નઝદીક માં જ છે ને તમારે તો હા હા અમાર તો બસ્સો કિલો મીટર જેટલું થશે વડોદરા થી વડોદરા થી થોડું આગળ જ છે અહિયાં ગાડી થી વડોદરા જતા સાડા ત્રણસો કિલો મીટર જેટલું પડશે અને આજ કાલ તો પેલી અમદાવાદ ની train હમણાં નીકળી છે ને

હા તો ઉદયપુર થી નીકળી છે ને train તો train બી ગણી હારી જ છે વા હા એ જ એટલે રાતે બેસી જવા નું તો અહિયાં હવાર માં પોચી જવાશે પછી હવાર થી ત્યાં ગાડી અને અહિયાં ગાડી આયી જઈશું પછી બીજા દિવસે અમે બી ઉદયપુર માં તો એ જ આવો ને રાત ના બેહી જવાનું તો ઉદયપુર ને સવેરા ગુજ અ અમદાવાદ ઉતરવા નું હા એ જ ને તો બીજું તો હું કરીએ હવે એ જ ને રજા ના હિસાબે ઠીક છે ને વા રાત નો સફર છે રાત નો સફર તો કઈ નીકળી જશે હુઈ જઈશું તો ખબર બી નહી પડે હા ખબર જ ની પડે

બાકી તો હું ચાલે છે તમારા મમ્મી પપ્પા બધા મજામાં દુકાન બુકન હારી ચાલે છે હમણાં થી તો હારો ચાલે છે જોવો આગળ હા બાકી પ્રીતિ દીદી ને બધા મજામાં? હા બાકી સબ મજામાં

શું છે? હમણાં તમારે ત્યાં ગાડી company માં નવો project નીકળ્યો છે એવું હમાંભ્ળવા મળ્યું છે કઈ light માટે નું હા ના એ તો એક આલ્યું છે ને project તમારું જ એની અંદર પેલું supervision તમારું જ છે ને એની અંદર તમારી દેખ રેખ માં કામ ચાલે છે હા મારી દેખરેખ માં જ તો કામ ચાલે છે અહિયા માર કામ કરે છે છોકરા ન છોકરી હમણાં કામ કરે છે અચ્છા અચ્છા બરાબર બરાબર તો હું time હું રેસે એનો time હું છે હમણાં call કરો તો કેટલા વાગ્યા હુધી ચાલુ રેઇ શું છે? કેટલા વગ્યા હુધી ચાલુ રહશે કામ? હવે રા સાત બજે થી રાત ની ગ્યાર બજે તક અચ્છા અચ્છા બરાબર બરાબર તો તો હારું કેવાય હ રાત નો project નહી એટલે હારું છે દિવસે દિવસે free થઇ જવાય

હા હા બોલો બાકી બીજું તમારે ખાવા નું શું બન્યું? ખાવા નું તો મેં ભીંડા નું શક ને રોટલી બનાયી હતી અને હવારે તો દાળ બનાયી ટી તો દાળ તો બનાયી ટી મેં ખાઈ લીધી

તો એ ખાધા તા બસ પૌઆ પૌઆ ને તમાર નાસ્તો થઇ જાય છે એમ વા હા

છે રે વા ચાલો કઈ નહિ કઈ નાં કરીએ તો એના થી હારું અને પછી હું કે વા અગિયાર વાગ્યા ની duty એટલે બે વાગે તો lunch break લઈ લઈએ અને એના પછી અ અ થોડી ગરમી ઓછી થાય એટલે પછી ચા વા પીવા નીકળીએ હાંજે ચાર એક પાંચ એક વાગ્યા હુધી માં

નઈ તો પછી અમારા જે sir છે ને manager sir એમની જોડે વાત કરી તી કે હમણાં આટલી બધી ગરમી પડે છે એટલે હવાર નો time આપી દો તો એમને તો કાલે હવારે બોલાઈ છે સાત વાગે કાલ નો time change થઇ ગયો છે ને તમારે? હા હા તો મતલબ સાત થી ત્રણ નો time છે અચ્છા હું હમજ્યો છ નો time છે કે સાત નો time છે તમારે

હા એવું છે હવે જોઈએ શું થાય છે એની ઉપર છે બધું તો બાકી તો શું ચાલે છે તમારે